તેમાં આપને અ તેંતાલીસ રૂપયા પંચયાસી પૈસા main account માં balance આપનું અને એમાંથી deduction થશે. તો આપ દુબારાથી top up કરી લો દસ રૂપયાનો અને એના પછી તમે process કરી શકો છો. જી madam, આપના main account માં balance valid નથી. એટલા માટે આપની service activate થયી નથી.

હા madam. તમારે જે song select કર્યો અને તેને બંધ કરવું હોય, તો એક number, આપને number service number છે એક, one, double five, double two, three પર તમે message કરી શકો છો stop નો. તે ચોવ્વીસ થી અડતાલીસ કલાકની વચમાં બંધ થઈ જશે.

જી, BSNL માં તમારો કીમતી સમય આપવા બદલ ધન્યવાદ madam. હાં જીત બોલું છું. અવાજ અવાજ નથી આઈ રહ્યો. અમ હમણાં તો ક્લાસ પર છું થોડું.

computer માં graphic designing નો class હોય છે એ કરવાનું હોય છે. એવું આપડે business card બનાવીએ આપડે, કશે જવું હોય તો એનું card નહીં બનાવતા, કોઇની પાસે card માંગીએ. એની designing કરવાની ને એ બધુ હોય છે એમાં. મારે આહ બે થી એક થી ત્રણ નો હોય છે, બે કલાક નો એટલે. ના હમણાં twelfth નું કરું છું. twelfth ની exam આપી છે હમણાં. હવે હમણાં graphic designing નો ક્લાસ ચાલે છે હમણાં બસ બીજું તો કાઇ નહીં. બસ બીજું તો કાઇ નહીં બસ ચાલે છે, શાંતિ છે.

હાં પડે, એ તો એમ જ હમણાં ઘરે કી કામ નથી એટલે આઈ જુ છું એવું એમ એટલે. બીજું તો કી નહીં, અહિયાં જ આમ-તેમ ફર્યા કરવાનું બસ બીજું તો કઈ હોતું નહીં.

બસ ફ્રેન્ડ્સ તો વધારે હવે મડતા નથી હવે. exam નું result અવસે એટલે પછી મડસે બધા હવે, school માં જાઈસુ ને result લેવા. હાં, પછી તો ખાલી normal કોલ પર વાત થાય કોક દિવસ નહીં તો નહીં થતી વધારે. હાં, બધા કિસ્સા યાદ કરીએ ને હાં, એ જ. બીજું, આમ. મી પેહલા બરોડા high school માં હતો, અલકાપુરી માં છે ને, ત્યાં.

baroda highschool, એમ કે ની પાછળ છે ને?

હાં, એટલે વધારે તો ખાતો નહીં પણ, ભાવે, pizza ભાવે.

હાં, એટલે એમ તો હું મારા ફોઇ સાથે રહું છું ને હમણાં એટલે મમ્મી,

એટલે હું મારા ફોઇ સાથે રહું છું અને મમ્મી એમના મમ્મી ને ત્યાં રહે છે. ફોઇ school માં જાય ને ફોઇ school માં ટીચર છે. PT teacher છે.

હાં ફોઇ એકલા. હું, મારો ભાઈ ફોઇ સાથે રહીએ છીએ. હાં, નાનો ભાઈ છે. એ હમણાં eleventh માં આયો છે. science લીધું છે.

અચ્છા, હાં.

અચ્છા. બરાબર.

હાં, બરોડા માંજ.

હાં, હજુ બધા મારા એજ નાજ છે. ટવેન્ટી ને. બધાની કોલેજ માં એડ્મિશન મડસે હવે રિજલ્ટ અવસે એટલે

નહીં ગયો છું. પણ આમ વધારે બીમાર જેવુ થય જવાય છે આમ ટ્રાવેલિંગ એ છે ને, ટ્રાવેલ કરીએ તો વધારે સારું નહીં લાગતું. ફરવા જવાનું હોય તો તો, કોઈ બી જગ્યાએ, સારી જગ્યાએ ફરી લેવું મજા આવે, ફ્રેન્ડ્સ જોડે હોય તો વધારે મજા આવે.

બીજા તમારા કોઈ ફ્રેન્ડ્સ જૂના કોઈ મડે તમને? હાં. હાં, કાંકરિયા મી જોયેલું છે. ગયેલો એક વાર, નાનો હતો ત્યારે ગયેલો. તળાવ ને પછી,

ના, મેરેજ માં તો હમણાં એક ભી ગયો નહીં આજ સુધી.

ના, હમણાં તો નથી આયુ. ના, હમણાં તો નહીં, હમણાં તો મને ચાર-પાંચ દિવસ જ થયા છે એટલે ફ્રેન્ડ્સ તો એટલા બધા કઈ છે નહીં.

હાં, મજા આવે છે. હાં, અમને પણ સાત દિવસ જેવુ જ કીધું છે ક સાત દિવસ ની ટ્રેનિંગ રહસે પછી આગળનું જોશું.

હાં, એટલે વધારે તો નહીં ફર્યો. અમદાવાદ કોક વાર કામથી જઈએ ઘરવાળા જોડે તો જઈ આયા હોય. તમે અમદાવાદ માં કયા રહવાનું કયા?

અચ્છા. હાં, ભાઈએ સાઇન્સ લીધું જ છે હમણાં એ એલેવન્થ માં છે, સાઇન્સ ચાલે છે, બાયો લીધું છે. હાં, બઉ જ વધારે. હમણાં સ્કૂલે જશે, સ્કૂલેથી આવે, આવે પછી ક્લાસ માં જવાનું, ક્લાસ સીધો ત્રણ વાગે જાય અને રાતના આઠ-નવ વાગ્યા જેવુ આવે ના, ના એ વેહિકલ લઈને જાતે જાય છે. એ ગોત્રી માં જ જાય છે, ગોત્રી માં છે તેના ક્લાસેસ ત્યાં જ જાય છે.

અહીથી હું તો સાંજે પાંચ વાગે જતો રઉ. ના, ના બાઇક લઈને આવું છું ને. હમણાં ટ્રેનિંગ ચાલે છે ને એટલે આ સવારે આઠ થી પાંચ નો ટાઇમ છે. પછી કહશે જે હશે એ. ના પંદર-વીસ મિનિટ માં તો પોહચી જવાય. ના, હમણાં તો શાંતિ છે. હમણાં તો ઘરે જઈને થોડો ટાઇમ પાસ કરીને પછી સૂઈ જાઈસ બસ બીજું તો કઈ છે નહીં.

નહીં, કોલેજ પછી આગળ જોબ જ કરવી છે, બીજું ભણવાનું કોમર્સ ત્રણ વર્ષ નું હશે પછી તો વધારે તો કઈ હોય નહીં ભણવાનું.

હાં. ના, ના મને ત્રણ કે ચાર દિવસ જેવુ થયું. હાં, બ્રેક હતો. હમણાં થોડી વાર પેહલા બ્રેક પડ્યો તો. હાં, જમીને આયો. ના, ના ટિફિન લઈને આયો તો. તમે ક્યારે જોઇન કર્યું? અચ્છા, તો કેવું, ફાવે છે હવે? હાં.

ના, ના, કોઈને નહીં ઓડખતો. ખાલી હમણાં તો જે સાથે છે એમને ઓડખું, બીજું તો કોઈ વધારે નહીં. કોની જોડે? ના, ના. હમણાં તો વધારે કઈ વાત નથી થતી એટલે વધારે નહીં ફર્યું કઈ. ફરવા જવાની ઈચ્છા તો છે હવે જોઈએ છીએ, પ્લાન બનાઈને જઈશું હવે. જઈએ હવે કઈક સારી જગ્યા હોય. હાં. કેવું છે ત્યાં ફરવાનું બધુ?

હાં.

હાં, તમે પણ ગુજરાતી?

મે પદ્માવતી મહકલ વિદ્યાલય માં. ના, ના, દશરથ માં નહીં જતો, જગડો થયો એના પછી તો નહીં ગયો. હાં, છે ને કાકા, બધા ત્યાં જ રહે છે દશરથ માં જ. ના, ના, હમણાં તો નહીં, હમણાં તો જગડો થયો છે એટલે ત્યાં તો જતો જ નહીં.

કઈ નહીં એમ તો વોલીબોલ રમવાનો શોખ છે, ગેમ માં. હાં, અમારે ઘરની ત્યાં સામે નિઝામપૂરામાં આગળ એમએસ ગ્રાઉંડ છે ને દોસ્તો હોય ને સાથે મળે તો અમે રમવા નિકડી જઈએ ત્યાં એમ વોલીબોલ. ના એમ જ દોસ્તો સાથે, ક્લાસ છે પણ જતો નહીં, પેલા ચાલુ કર્યું તું પણ પછી બંધ કરી દીધું.

પેલા દોસ્તો હતા સાથે બધા તો બધા રમતા હતા પછી એમને છોડી દીધું પછી મે બી છોડી દીધું. હાં, એમએસ નું છે ને, બે કોર્ટ છે બઉ સારા.

ના એને છેને, એ બી આઈ જાય તો આઈ જાય. નહીં તો એને ભણવાનું હોય તો ના આવે નહીં તો એ બી આઈ જાય.

ના, એટલે એ પોતે જ ટેન્શન લે છે. ના elevnth માંજ છે હજુ. tenth માં એના ninety four percentile હતા. હાં, કરી તો શકે. ના, મારુ તો ભણવાનું સારું નહોતું. tenth માં sixty જ આવ્યા તા ખાલી એટલે પછી મે commerce લઈ લીધું. બરાબર છે પણ science માં પછી બધુ chemistry આઈ જાય તો physics ને એ થી જાય, physics, maths પણ chemistry જરા પણ આવડતું નથી. એટલે પછી એ ના લીધું. બધે વાત કરી તી કે શું લઉં, તો ઘરવાળા એ કીધું કે તારી જે ઈચ્છા. પછી મે કીધું બધે પૂછીને પછી કઉ તમને. એટલે પછી મે commerce લીધું છેલ્લા. બધું એ કરીને.

ના, બરોડા માંજ સેટલ થવાનું છે, બહાર તો ઈચ્છા છે નહીં.

તમને ફરવા-બરવા જવાનું કયા ગમે વધારે? ગયા નહીં હમણાં સુધી?

હાં.

હાં, હજુ આવતા વર્ષ બોર્ડ આવે ને. હાં, હમણાં એ બંધ છે એટલે, હમણાં તો બી સાંજે પાંચ વાગે જાઉ તો દોસ્તો દેખાય તો એમ-તેમ મસ્તી કરતાં વાતો કરવા ઊભા રઇ જઈએ તો. હાં, થકી જવાય ઘરે જઈને તો. તમને કઈ રમવાનો-બમવાનો શોખ કઈ?

એટલે પછી એક્જામ માં શું આવે એટલે પૂછે છું?

બરાબર.

હાં. હાં, એટલે એ સાત વર્ષ પતિ જાય પછી? અચ્છા. અચ્છા, બરાબર છે. એટલે બધા instruments કે ખાલી બે-ત્રણ જેવા જ?

એટલે ત્યાં બધુ શીખવાડે, બધા instruments નું શીખવાડે ત્યાં?

હાં.

અચ્છા, બરાબર. હવે મને ઘણા બધા whatsapp મેસેજ આવે ઇમેલ આવે કે સર youtube માં ઘણા બધા વિડીયો છે theoretical સમજાવી હતી કે આ option માં શું છે પણ practically હજી ઘણી બધી ડર લાગે છે હજુ ઘણી બધી confused છે તો હું આ option છે ને એની ઉપર બે કે ત્રણ વિડીયો બનાવીશ અત્યારે આ વિડીયો એવા લોકો માટે છે જેને option વિશે કંઈ ખબર જ નથી option છે pulse એ લોકોને ડર લાગે છે એ લોકો confused થઈ જાય છે એ લોકો અવસાન જોઈ અને માર્કેટ સાથે related નથી કરી શકતા. તમે એ લોકોમાંથી હોય તો તમે ધીરજ રાખી આ મારી વિડીયો જોજો દેશી જ વસ્તુની વાત કરી છે બહુ deep માં નથી જવાનું deep માં કે advanced level માં બે બે ત્રણ મારા વિડીયો create કરવા પડશે તમારા માટે પણ હું જય એમાં એક unique વસ્તુ શું હશે કે practical તમને શીખવીશ કે તમારો ડર દૂર થાય તમારું confusion દૂર થાય તમે option જોઈને અલગ તરીકેથી જુઓ અને literally તમે ટ્રેનિંગ કરો તો તેમાં કંઈક ને કંઈક addition થાય કોલેજ પાઇપ પર છે ten percentage twenty percentage પણ તમને એવું લાગે કે ના આનું પ્રેક્ટીકલ use છે બાકી તારી theoretical જેટલી વસ્તુ યાદ રાખશો એનો કોઈ mining છે નહીં

NSA એન website ઉપર છું nsaindia. com એટલે તમે એટલે તમે goggle માં લખો કે NSC આવું પેજ મડી જસે option ની અંદર કંઈક મળી જશે બરાબર અને અહીંયા by default નિફ્ટી છે તમને એમાં change કરી બેન્ક FD આ બધું use કરીને તમે refresh કરી શકો બરાબર simple વસ્તુ છે અને અહીંયા expired date છે કે ભાઈ તમારે કઈ expired ની અહીંયા જ જોવું છે અને અને અહીંયા તમારે કોઈ સ્ટોકમાં જવું હોય તો સ્ટોક જેવી આવશે જોઈ શકો અને તમારે ટ્રાય price જોવું હોય તો તમે જોઈ શકો simple છે બધા લોકોને ખબર હશે બરાબર છે હવે અમુક વસ્તુ હું તમને clearly કરી દઉં કે તમારે જોવાનું કઈ રીતના તમારે સમજવાનું છે કઈ રીતના જો આ option change થશે થશે ખીચડી વાળો ડેટા છે ઘણીવાર boring લાગે ઘણીવાર ડર લાગે ઘણીવાર confused લાગે તો તમે એ સમજો કે માનલો કે ક્રિકેટ હોય ક્રિકેટમાં score board નામની જોકે ભાઈ આ ટીમ છે કે તેમાં કેટલા player આ છે આ લોકોને performance કેવું છે બોલરનું વિકેટનું બરાબર અને કોઈ player ની વાત કરતા હોય તો ભાઈ અહીંયા કેટલા મેચ રમ્યા એની કેટલી try કરે છે એને કેટલું રન રેટ છે એણે કેટલી? પચાસ મારી એને કેટલી hundred મારી એને શું બિઝનેસ છે એને આપણે શું કહીએ કે સ્કોરબોર્ડ કહીએ તો એને એક જ ચાર્ટ જોઈને આપણે ઘણું બધું ખબર પડી જાય તો option ની દુનિયામાંથી આવું આવું એક પેજ છે જેને કહેવામાં આવે છે option change તો તમને option change થી ડર લાગતો હોય વડથી તમે confused થઈ જતા હોય તો એને અવસર નો score રાખે બરાબર અવસર નો score કાર્ડ એટલે એટલે એ જ બધી અસર related માહિતી કે કેમ શું ચાલે છે બસ બીજું કંઈ નથી એને simple તરીકે થી એક જ પેજમાં આપણે બેઠા આપી દેવો હોય તો લોકોને ખબર પડે કે option ના માર્કેટમાં શું તો એને શું કહેવાય option change અથવા તો તમે score કાઢી કરી શકો કોર કાર્ડ કહી શકો તો તમને બરાબર છે એક simple વસ્તુ તમને સમજાઈ ગઈ હવે હવે થોડીક આપણે basic information જાણી લઈએ કે આ શું હોય છે શું બને છે કઈ રીતે સૌથી પહેલી વસ્તુ અહીંયા કે આપણને એક સાઇડ કોલ્સ જોવા મળે છે અને એક સાઈડ આપણને ફૂટ જોવા મળે છે બરાબર આટલું આપ તો આપણને સમજાય છે નોંધ આટલું તો બધાને નોલેજ હશે પણ અહીંથી હું થોડું તમારો વ્યુ પણ change કરવા માગું છું કે તમે ઘણા બધા લોકો ક્યાં ભૂલ કરે છે અને મહિના વર્ષો થયા પછી એ ભૂલ શું થાય છે હું તમને સમજાવું કે કોલેજ નો ડેટા આ બાજુ છે પોતાનો ડેટા બનશે પણ એક્ચ્યુલી આ છે શું બરાબર હું તમને સમજાવું આપણે આજે આખી option change જોઈએ છે બરાબર છે